જીમ માં સાત થી આઠ લોકો આવેલા છે સામે બલૂન પણ લગાવેલા છે.

શેડ ની શેડ વાઈટ કલર નો છે શેડ ની નીચે પણ ઝાડ છે.

ફૂડ ભરેલું છે ફૂડ ના પેકેટ્સ ભરેલા છે ડાબી બાજુ પણ ફૂડ ના પેકેટ ભરેલા છે.

ચારે માડ ઉપર દુકાનો આવેલી છે સામે એક સહજ આયુર્વેદનું બોર્ડ છે એની બાજુમાં પ્રયાસનું બોર્ડ છે એની નીચે અંબા પીપલ્સ નું બોર્ડ છે.

આ ચિત્રમાં એક હોસ્પિટલ છે હોસ્પિટલ નો ફર્સ્ટ ફ્લોર છે જમણી બાજુ--

આ એક ઓફિસ કાં તો બેંક નું ચિત્ર છે સામેની ઘ દિવાલ ઉપર ઘડિયાળ લટકાવેલી છે.

એવા ઘણા બધા વૃક્ષો છે ઘણુ વધુ પાણી છે પાણી વહી રહ્યુ છે આ બ્રિજ ઉપરથી લીધેલો ચિત્ર--

આ ચિત્રમાં એક કુદરતી દ્રશ્ય છે ઉપર વાદળછાયુ વાતાવરણ છે આકાશમાં ઘણા બધા વાદળો છે નીચે--

આ ચિત્રમાં એક ફ્રુટ સ્ટોલ નો ફોટો છે તેમાં ઘણા બધા ફ્રુટ્સ છે તેમાં છો રેક છે.

તેમાં તરબૂચ કેરી ટામેટા ઓરેન્જ અને નારંગી રાસબરી છે.

આ એક કપડાનું બજાર છે બન્ને બાજુ દુકાનો છે.